hi darling કેમ છે? મજામાં. બસ જાનું મજામાં કેમ આવું દુખી દુખી બોલે થાકી ગય કે શું કામ કરીને.

મારે એટલા બધાં marriage marriage હતાં ને એટલે થાક લાગ્યો હવે થોડાં time પછી free થયું હવે એ વિચારીને મને થોડું એવું થયું કે હવે ફરીથી તારા marriage આવે એટલે પાછુ,

હા main એટલે main મારાથી પણ વધારે, એટલે વધારે main કહેવાય અમારા માટે, ના ના ના બકા એટલું બધું પણ ના બસ બસ મલાઈ મત ચોપડ મલાઈ, બટર, ખીર, ઘી બધાનાં બોલ બીજું શું કરે? જીજુ શું કરે? મજામાં, જીજું એ રહ્યાં તમારાં નોકરી ઘરે, નોકરી ઘરે હવે બિચારાં થાકી ગયાં છે લગ્ન વગ્ન આયા હે. અલા એકલાં ઉપર બધુ હે દોડ ધામ થયી ગયી હે.

તમારે લોકો ને બધી ખરીદી બરીદી થયી ગયી કે હવે કરવાની pre - wedding નું શું કર્યું. pre-wedding માટે જ તને phone કર્યો છે હજી pre-wedding કરવાનું છે જવાનું છે pre-wedding માં તૈયાર બૈયાર થયી જજો ઓમ મસ્ત, આમ ફરવા થયી જશે માર સંગાથ મારું ખબર રાખવાની તમારે લોકો ને

તારું તો મેં એટલા દિવસ થી વિચારીને રાખ્યું છે યાર અને પેલી insta પર reels જોતા હોય ને તો save કરી કરીને રાખું video કે આ રીતે કરશું આ રીતે કરશું બધી તૈયારી કરીને રાખી એટલે વિચારું કોઈ destination નક્કી થાય ને એનાં પછી આપડે કપડાંનું લેવા જૈયે મારી એક બે friend ઓનું કર્યું. હા હા હા પણ હું તારા માટે વધારે પડતી excited છું કારણ કે તારી સાથે હું આવાની છું ઘર વાળા મને permission બી આપશે એ બહાને ફરાય બી જશે એટલે મજા આવે હા નાં ના સાચી વાત છે તારી હા તું આવે તો વધારે best રહેશે sapoted માં એક માણસ જરૂરી છે. હા યાર આમ તો વાંધો ના આવે પણ તો બી એક આપડા તરફથી એક એમનાં તરફથી હોય તો શું, normally કોઈ વસ્તુ લાવી મૂકવી આ photos કેવી રીતે પડાવા ને બધુ અને હું તો આવાની જ છું મારુ તો નક્કી જ હતું હા તારું તો done જ છે don t worry એટલા માટે જ મેં તને pre - wedding નું બધું set up કરવાનું, જગ્યાનું કપડાનું આ બધું જ કરવાનું બાકી છે બરાબર હમ આમ તો તું જોડે આવી એટલે શું બધું પતિ જાય આપડે વિચારી લઇએ. કઈ જગ્યા decide કરવાની, કઈ જગ્યાએ ક્યાં કપડાં પહેરવાના હે, પછી બધી જગ્યાના અલગ અલગ કપડાં નું setting કરવાનું બધુ matching વસ્તુ આ તે hair style આ બધુ શું છે કે એકદમ complete આપડે final કરી દઈએ એટલે આપડે પાછળથી આપડાને કઈ problem ના થાય બીજું કઈ નહીં. બસ યાર હું બી બસ એજ કહેવા માંગું કે પહેલીથી હમણાં એ, friend ના કર્યા હતા ત્યા ઘડી એ લોકોને આ રીતે ડખા બહુ થયા હતા. કારણ કે લગન ના થોડા દિવસ પહેલા ગયા એ લોકો બરાબર એટલે time તો ઓછો થઈ જ ગયો ઉપરથી ઘરવાળા એ એવું કે કે બે દિવસ માં આવી જજો એટલે હતું મસ્ત camera persons ને location ને બધુ મસ્ત, પણ photos જેટલા enjoy કરી ને પડાવા જોઈએ ફરવું જોઈએ મસ્તી કરવી જોઈએ એ બધુ કશું set થયું જ નહી. અને કપડાં ભી એટલા બધા સારા નહોતા પણ તો ભી એના photo ઠીક ઠીક આવ્યા હતા તો પણ આપડા જોડે મહિના દોઢ મહિના નો time છે તો આપડે પંદર દિવસમાં ખરીદી બરીદી destination location જે બી છે camera persons બધું fix કરાઈ દઈએ. એટલે પછી end માં આપડે બધુ છોકરાઓને તો કેટલું સારું જીજુ ને બસ ખાલી શુટ પેરવાનો, haircut કરાવાનાં અને દાઢી મસ્ત serve કરાવાની, બસ પતી ગયું matching shoes matching watch

મે હમણાં titan company ની watch આપી મસ્ત સારી એવી branded છે. તો પછી એટલે branded અને handsome લાગશે. હવે રહી આપડી વાત, પતી ગયું matching shoes એટલે એમને તો કેવું matching ચાંલ્લો matching કપડાં પછી નીચે matching sandelmatching matching કરતાં કરતાં આપડે તો,

બવ ડખા હોય આપડે આ ડખામાં ડખામાં થાકી જવાય એમાં આ તો pre -wedding છે pre -wedding તો side માં ગઈ, હજી તો આખા marriage બાકી છે કેટલા બધા કપડાં change કરવાના પેરવાના બાપરે બાપ મસ્ત મે સોચું તો મને એવું થાય કે મે સોચું તો મને એવું થાય કે ના ના ના ના ના, court marriage કરી લવ.

એ પછી અમે લોકો એક mall માં ગયાં હતાં ત્યાં તો બધું branded મળતું હતું વસ્તુઓ પણ મારાં friend ના marriage માં ગયાં હા હા ને તો તું જોવે ને તો already એને એટલો heavy લેઘો પેરેલો એનાં ઉપર એમને સામેથી જે સાડી આવે એ બી પહેરવાની.

બસ રે ઓહ બાપ રે આ બધુ તારે સહન કરવાનું જ છે એટલે પહેલેથી કહું experience લઇ લે બધુ જોઈ લે એટલે તારે એ time મે problem ના થાય ને સવારના જમી લેવાનું તારે, ના ના આપડે એટલું બધું હેરાન થવાય એવું કામ નહિ કરવાનું બધું શાંતિ શાંતિ કરવાનું જે પણ હોય ને એ time ટુ time સર તૈયાર થયી જવાનું તૈયાર થઈને શાંતિથી પેલા આરામ કરી લેવાનો એક -બે કલાક, એટલે આમ થોડું relax fill થયી જવાય પછી જે વસ્તુ પહેરી હોય એની ટેવ પડી જાય એક - બે કલાક કે હા ભાઈ આ પહેરેલું જ છે અને પહેરેલું જ રાખવાનું એનાં પછી ચોરીનાં અંદર જવાનું. એટલે અડધો એક કલાકમાં marriage હશે પછી તો વાંધો નહી ને હવે તો કેવું marriage છે એટલે એક -બે દિવસ સહન કરના તો બનતાં હે.

આપડે આટલું બધુ સજી ધજી ને જાવું જ પડે એ લોકોની વાટ લગાવા આમય જીજુ લોકોને લાગવું જોઈએ ના, હા આ હા લાગવું જ જોઈએ ભાઈ કે આ ભાઈ આયા હે રાણી હા રાણી પેલું નહીં કેતા એક છોકરી ને લેવાં માટે છોકરો આખી બારાત લઈને આવે

હા જીજુ કહેશે એમનેમ ના પગ મુકવા દઈએ અમે લોકો

પણ કેવું છે મારા કપડાં નું adjust થાય તો એમનું થાય ને કેમકે મારે જે matching છે અમુક -અમુક વસ્તુ matching માં થાય અમુકમાં combination થોડું કરવું પડે કપડામાં.

બરાબર અને એ પ્રમાણે budget માં બી થોડું એવું જ રાખજે budget માં, pre-wedding pre-wedding કરાવીને પછી વધારે ખર્ચો ના થઈ જાય એનું ધ્યાન રાખજે પછી તમારે honeymoon પર પણ જવાનું હોય હા એટલે જ ને એટલે મેં કીધું પહેલાં આ પતિ જાય પછી marriage બેરેજ પતિ જાય પછી શાંતિથી relax થયીને, અને પછી honeymoon માટે તો જાશું પણ હાલ પહેલા pre-wedding નું હતું મે કીધું લાઇ તને phone કરું એટલે તું શું પહેલાથી બધુ arrangement કરી રાખે તારે આવવાનું જ છે ગમે તે થાય બરાબર, એટલા માટે એટલે જો મારે તો આવવાનું જ છે ને ખબર જ છે ને તમે લોકો ના પાડશો તો પણ હું તો આવવાની જ છું એટલે એ પ્રમાણે આપડે setting કરી લઈએ એટલે તારી job માં જીજુ ની job માં ને બધામાં આમ સારી ત્રણ ચાર દિવસ તો minimum થશે એટલે એ પ્રમાણે પહેલાં તો રજા નું setting કરી દેજો હું તો મારા ઘરેથી, ના નહી પાડે એટલે તમે લોકો છો તો મને નાં નહીં પાડે બાકી બીજા કોઈ મને જવા ના દે તમે લોકો હોય એટલે જવા દે એટલે એ પ્રમાણે મારે બી enjoy થય જશે હું બે ત્રણ દિવસ કપડાં લઈ લઇશ. અને તમે લોકો ને બી એવું હશે તો ખાશા બધા લઈ લેજો એટલે આપડે location નક્કી કરી લઈશું આપડે હા હા location પ્રમાણે આપડે એવા કપડાં ભી set કરીને જ બધુ set કરીને જ જઈશું hair કેવા કરવા છે પછી nail polish થી લઈને બુટ્ટી હોય કે પછી sandel હોય હમ કોઈ એવું western type હોય નય તો shoes સારા લાગતાં હોય તો shoes પહેરવાનાં. એટલે બધુ અહિયાં થી ગાડી માં packing બેકિંગ કરીને જ મૂકીશું એટલે ત્યાં ખાલી ready થવાનું રે હા એટલે, એવું છે કે shoes ને nail polish આ બધું નાની -નાની વસ્તુઓ મારી પાસે regular પડ્યુ જ હોય પળ્યું જ છે હમણાં નવું લાવ્યું sandel તો મારી જોડે અઢળક હોય કેમકે મને જે વસ્તુ નો શોખ હોય ને એ હું તરત લઇ જ લવ. pencil ને એવાં ત્રણ જોડી ચપ્પલ મારા પડ્યા છે એક તો હમણાં જ હું છાના માના કોઈને ખબર ના પડે ઘરમાં એવી રીતે white color ના એક દમ મસ્ત party wear sandel hill વાળા મંગાયા છે અને stylish એવા છે મસ્ત. આ ઓલા આપડે જઈએ ને bear bar party party માં એ type ના one -piece પહેર્યા હોય white મેં કીધું કે લાય white મંગાવું white કૈક look અલગ આપે sandel માં એટલે white color ના sandel મંગાયા છે એ તો કોઈને ખબર નથી. છાનાં -માંના મૂકી દીધાં ખાલી એક વખતે લાયા તો અનિતા આયી હતી તો આ હા તો એનો પગ જ નાં ગયો અંદર મેં કીધું પગ બગ નાખતી નાં નહી તો તૂટી જાય અને બીજા તો એક flat માં છે અને બીજા એક hill વાળા છે પણ એતો કેવા છે કે થોડાક આપડે વધારે ચાલીયે તો પડી જવાય એ type ના થોડા છે થોડાક hill છે અને એક દમ pencil hill છે. એટલે એટલે પછી મે એ કીધું એ તો ગાડી માં ખાલી પાંચ મિનિટ જઈને બેસી આવવાનું ને એ type ના છે. એટલે હજુ એતો નિકાળ્યા જ નહીં.

તેરા જીજુ pencil hills માં photo મસ્ત આવે બસ થોડી તારે body weight ઉતારી દેવા ની જરૂર છે પણ આમ તો વાંધો નહી જીજુ મજબુત છે મારા, હા જીજુ મજબૂત છે એક દમ right વાત કરી એમ તો મજબૂત છે ઉપાડી લે એવા હે પણ એ કેવું ઓલું થોડી body પર પડે ને થોડો છે ને weight થોડો જે છે ને અમુક કપડાં પેરીએ એટલે સારું લાગે. થોડો weight થોડો ઉતારવા જેવો છે એટલે થોડો ઉતારી ને પ્રમાણે કપડાં નું પણ setting કરી દઇશ એટલે કપડાં એ જ રીતના જ લાવવા કે જે look wise અને photography માં સારા લાગે એમ અમુક વખતે, કેવું થતું હોય કે કપડાં બહુ સારા દેખાતાં હોય છે અને પછી એ પેરીએ તો સારા નહી લાગતાં અમુક વખત કેવું હતું કે એ કપડા આપણને લાગે કે ઠીક ઠાક છે પણ એ જ best લાગતાં હોય એટલે કેવું હોય કે બધુ,

એટલે હું તને એમ જ કહું કે હું આવું સાથે અને એક એક કપડા પહેરાય પહેરાય ને જોઈશું કયું સારું લાગે કયું સારું નહીં લાગે અમુક આપડે કપડાં જોઈએ તો બહાર એટલાં મસ્ત લાગતાં હોય આપડાને, તે કીધું એ જ પ્રમાણે આ લઈ જ લેવું પછી એ જ વસ્તુ આપડે ત્યાં જ્યાં આગળ try કરીએ તો એવું લાગે આ શું છે નહિ લેવું બસ એને તો બીજું કોઈ હમ એટલે પછી એવું એક વાર જો પૈસા તો આપવાના જ છે એટલે એવું હોય તો try કરીને લેવામાં શું વાંધો છે અને આ તો pre-wedding નું shut એટલે આમાં તો હું તને try કરાય કરાય ને જ લઈશ તો કોઈ ચડ્ડો ને t -shirt જ પહેરીને આવજે જયારે shopping કરવા જૈયે ત્યારે, કાઢવા ના પડે નાં ઘડી ઘડી કપડાં હા હા જ તો યાર તો શું આ જવાનું છે એટલે મે પેલા થી કહી દવ કે જવાનું છે. તો તારે શું બધુ adjust થઈ જાય ને પાછળથી problem તને ના થાય એટલે તારું બધું adjust ઘરે બરે બધુ કહી દેજે કે ભઈ જવાનું જ છે બધુ નક્કી બકકી કરી દેજે pre-wedding શાનદાર કરવાનું છે મસ્ત કરવાનું છે બરોબર, તો હજુ વાર છે ને કેટલી તારીખ આપડે જવું છે પંદર તારીખે જવું છે કે સત્તર તારીખે જેવું જવું છે. હજુ વાર છે વીસ દિવસ જેવી એટલે મે તને પહેલા જ phone કર્યો કે તને તો પહેલા જ કહી દવ. જ્યારે નક્કી date final નહીં થઈ પણ પંદર વીસ દિવસ પછી નું રાખ્યું છે. date જેવી final નહીં થયી આ date એ આ time એ અહિયાં જવાનું છે. એટલે હું તને સામેથી confirm કહી દઈશ એટલે તું પણ તૈયાર રે તારા કપડાં પણ packing બેકિંગ કરી લેજે બરાબર તારા પણ મસ્ત કપડાં સારા સારા લેજે તારા મસ્ત single single photo પડાવી દઇશું. એટલે તારે ય કામમાં આવે. હા હાલ મને એવું થાય કે તારું pre-wedding જોઈને મારુ પણ એકાદૂ couple હોત તો સારું તો અમારા બી એટલા મસ્ત મસ્ત જ્યાં લગે હાથ photo આવી જાતા. same to you મને એવું થાય છે એક વખતે કોઈકના pre -wedding માં જવાનું થાય છેઃ કે કાશ મારે couple હોત તો મસ્ત ત્યાં ઊભા ઊભા normally photo પડાવતા યાદગીરી રહેતી કે હા ભઈ આના pre -wedding માં ગયા હતા અને photo પડાયા હતા એમ એ રીતે, આમ તો બીજું કોઈ એવી રીતે set ના થાય યાદ રે કોઈના અને કોઈના માં આવી રીતે જવાનું set થય જાય ઇચ્છા હોય તો પછી પાછળથી memory બધી રહી જાય જો અહિયાં ગ્યાં હતા આવું કર્યું હતું આ કર્યું હતું એ time એ આટલું બધુ આપણે fill ના થાય.

હા અમુક અમુક જગ્યાએ કેવું હોય કે regular કઈ જવા નું ના થાય occasionally જવાનું થાય ને, એટલે અચાનક જ જવાના હતા અમુક set-up થઈ જાય પણ પછી અમુક વખતે એવું થાય કે અમુક વખતે જવું હોય તો પણ નહી જવાતું. હા યાર એટલે marriage પછી તો મને ખબર જ છે કે બધા એવું કે કે જો,

તમે લોકો જશો ફરવા પોતાનો personal time પછી મારો એટલો હક નહી રે તારા અને જીજુ વચ્ચે એટલું બધુ હેરાન કરવાનું અત્યારે જે છે યે enjoy કરી લ્યો પછી મારી friend નો હક જીજુ લઈ જશે મારો હક. ના ના ના friend ના આગળ બીજું બધુ જો husband husband ના જગ્યાએ friend friend ની જગ્યાએ અને મારો તો પેલા થી એવો નિયમ જ છે કે હું friend માટે હું કયારે પણ એવું નહી કરતી જે હોય એ સો એ સો ટકા. તમે તો મારા life ના અંદર હમેશાં રહેશો જ અને રહેવાના જ છો બરાબર ઝગડતા, લડતા બધી જ રીતે અને એ વસ્તુ કેવું હોય કે છોકરીઑ marriage પછી જવાનું થાય ને, એટલે પછી બે જવાબદારી થઈ જાય પછી ઘરની થઈ જાય પછી ત્યાં ની થઈ જાય અને બધું ત્યાંનું માનવું પડે અહિયાં જવાનું એટલે time ના આપી શકે એટલે અમુક એવું લાગતું હોય કે ના ભઈ આ time નહી આપતી આ તે,

experience તો નહીં કર લીધો ને તે અત્યારથી જીજુ ને ઘરવાળાં બધાં સારા જ છે ને, કે કેવા છે નાં ના complete છે આમ તો જોવે એવું નથી આપડે અમદાવાદ જ રહેવાનું છે tension બેન્સન લેવા જેવું નથી શાંતિથી normally કોક દિવસ જવાનું થાય સમાજમાં તે તો વસ્તુ અલગ છે કે એક week તો હેરાન થવું પડે. પછી તો lifetime શાંતિથી જ રહેવાનું છે ને તો ખોટા કામની મગજમારી કરીને શું કરવાનું થોડું જે પણ કરવાનું હોય ને એ રીતી - રીવાજો પ્રમાણે હેડ્યું જવાનું પછી તો એકલા રહેવાનું એટલે આપડે જેમ ખાવું- પીવું, કપડા પહેરવાં એ બધું મળવાનું જ છે. તો થોડું compromise કરવામાં બધું સારું મળતું હોય તો થોડું કરવામાં કોઈ જતું રહેતું નથી આપડું. અને આમ બી મારું તો એવું માનવું છે જો કે બધી વસ્તુ સારી આપડાને મળે જ નહીં એનાં હમ કરતાં થોડી વસ્તુ, compromise કરીને થોડી વસ્તુ let-go કરવી જ પડે નહીં તો એનાં કારણે જે બાકીનું સારું હોય એ બી ખોટું હાથમાંથી જાય વધારે લાલચ સારી નહીં ભય હા વધારે લાલચ નાં સારી હા ભગવાને જેટલું આપ્યું હોય હાથ જોડીને લઈ લેવાનું.

by ટાટા call કરજે miss you હા ટાટા, by ટાટા. કયો પ્રશ્ન બંધારણના આમુખના આમુખના પાનાંમાં નીચે જમણા ખૂણે કોની ટૂંકીશે ઈ જોવા મળે છે તો તેમા આવશે રામમનોહર સિન્હાની આઠમો પ્રશ્ન પીઠોરા કઈ જાતિના સર્વોચ ભગવાન છે તો તેમાં આવશે રાઠવા જાતિના નવમો પ્રશ્ન શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ગાંઠ ગુણાંક ગોળાક કે ગ્રહ અને ગ્રંથ option C છે દશમો પ્રશ્ન માનવ ગરિમા યોજના હેઠળ કયા સ્વરુપે સહાય આપવામાં આવે છે તો તેમા આવશે tool kit સ્વરૂપ અગિયારમો પ્રશ્ન જ્યોતિ સુરેખા વેનમ કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેમા આવશે તીરંદા તીરંદાજી સાથે સંકળાયેલા છે ત્યાર પછી બારમો પ્રશ્ન એ છે કે પ્રાથના સમાજના સ્થાપક કોણ છે તો તેમા જવાબ છે મહાદેવ રાણાદે તેરમો પ્રશ્ન ધનમૂળમાં x ની પંદર ધાત ગુણ્યા વર્ગમૂળમાં x ની આઠ ધાત તો તેનો જવાબ શું આવશે તો તેનો જવાબ આવશે ની x નવ ધાત ચૌદમો પ્રશ્ન નીચેના માંથી કયું વિધાન ખોટું છે તો ખોટું વિધાન નીચેના માંથી કયું છે તો આપના દેશમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્યએ પંચાયતી રાજનો આરંભ કર્યો હતો એ ખોટું છે બરાબર ગુજરાત રાજ્યએ પંચાયતી રાજનો આરંભ કયો ન હતો

C Bus Launch કરી તો તેનો જવાબ છે પૂણે ખાતે અઢારમો પ્રશ્ન computer ની ગણતરીની જડપે ગણિતના પ્રશ્નો હલ કરનારી હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે તો તેમનું નામ છે શંકુતલાદેવી ઓગણીસમો પ્રશ્ન ગુજરાતનાં પૌરાણિક ઈતિહાસના કોના સમયથી થાય છે તો તેમાં આવશે આનર્થના ના સમય છે

તો પાત્રીસ ટકા તો મિત્રો નહીં થાય બરોબર પેહલા વીસ ટકા આપે છે અને પછી પંદર ટકા ક્રમશ આપે છે તો પાત્રીસ ટકા તો નહિ થાય તો actually કેટલું વળતર મળશે તો તેમણે મળશે બત્રીસ ટકા એકવીસમો પ્રશ્ન તાલુકા પંચાયતની રચના પછી પહેલી સભા ક્યારે મળવી જોઈએ તો તેમાં આવશે ચાર અઠવાડિયામાં બાવીસમો પ્રશ્ન છઉ નૃત્ય કયા રાજય નું છે છઉ નૃત્ય જે છે કયા રાજ્યનું છે પશ્ચિમ બંગાળ જારખંડ અને ઓડડીસા આ ત્રણેય રાજ્યનો Common નૃત્ય છે છઉ એટલે જવાબ આવશે આપેલ તમામ ત્રેવીસમો પ્રશ્ન છે કે change the voice Look at the poll results do they inspire hope આનું Passive વાક્ય શું બનશે તો તેની પાસે option છે Let the poll results be looked at to walk sorry is hope inspired by them ચોવીસમો પ્રશ્ન તાજેતરમાં university ઓ અને college જો માં થતાં વૈજ્ઞાનિક સંશોધનો માટે એ SERB SURE યોજના કોનાં દ્વારા શરૂ કરવામાં આવી છે તો તેનો જવાબ આવશે વિજ્ઞાન અને technology વિભાગ દ્વારા પચ્ચીસમો પ્રશ્ન ગુજરાતની રેલવે સુરક્ષા દળ નું તાલીમ કેન્દ્ર કયા આવેલું છે તો તેમા આવશે વલસાડમાં છવીસમો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો તો તેનો જવાબ છે શાહજહાંએ સતીયાવીસમો પ્રશ્ન one plus ten theta plus sec theta

નગરપંચાયતના પ્રમુખને કયા નામે ઓળખવામાં આવે છે તો કે સભાપતીના નામ ઓગણત્રીસમો પ્રશ્ન ભારતની આજાદી બાદ કયા રાજયને લોકમતના આધારે અને police action ના આધારે અનુક્રમે જોડવામાં આવ્યા હતા

secret no women can keep kept નું keep a secret બરાબર અહિયાં મૂળરૂપ આવશે keep ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં પ્રથમ સો ટકા landlord model વાળું મોટું બંદર કયું બન્યું છે તે બંદર હશે જવાહરલાલ નેહરુ બંદર બત્રીસમો પ્રશ્ન સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલી છે તો તેનું રહેશે પાટણમાં તેત્રીસમો પ્રશ્ન સૌરાષ્ટ રાજયના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો તો તેમનું નામ છે ઉછરંગરાય ઢેબર ચોત્રીસમો પ્રશ્ન we have received complaints about the insecurity quality of the goods તો આમાં indicate the incorrect part of the sentence એટલે કે આમાંથી આ sentence માંથી ખોટો part કયો છે એ શોધવાનો છે તો તેમ જે અ insecurity જે શબ્દ છે આ અહિયાં બરોબર the insecurity આ શબ્દ અહિયાં ખોટો છે બરોબર આ વાક્યમાં ત્યારપછી પાત્રીશમો પ્રશ્ન ચુનીલાલ ભાવસર નીચેના પૈકી કયા નામ થી વિશેષ જાણીતા છે તેમાં આવશે પૂજ્ય મોટાના નામથી છત્તરીશમો પ્રશ્ન રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોણ ભાગ લેતું નથી તો તેમ આવશે નિવૃત પામેલા સાંસદસભ્ય તે ભાગ લેતા નથી રાષ્ટ્રપતિની ચુંટણીમાં માત્ર ચૂંટાયેલા સભ્ય ભાગ લેશે કેવા ચૂટાયેલા નિવૃત થયેલા નહીં સાડત્રીશમો પ્રશ્ન give a single word for the

તો તેમ આવશે ગોધરા ખાતે ચાલીશમો પ્રશ્ન સાત એ સાચી જોડણી શોધો તો એમાં છેદીલા શબ્દ ની સાચી જોડણી કઈ છે તો તેમ આવશે option B એકતાળીશમો પ્રશ્ન માનવ ખાલી જગ્યા his father ખાલી જગ્યા a new bicycle as his father had promised him તો આમાં get buy નું રૂપ કોનું છે તો બંને ખાલી જગ્યા એકમાં get અને બીજામાં buy તો એનું યોગ્ય રૂપ આપણે મૂક્યું જવાબ આવશે પેલા માં આવશે got ભૂતકાળ નું રૂપ got અને બીજા માં આવશે to buy મૂળરૂપ એટલે option B જવાબ આવશે બેતાળીશમો પ્રશ્ન ગુજરાતનાં જાણીતા તરણેતરના મેળામાં નીચે પૈકી કોનું સ્થાનક છે તો તરણેતરના મેળા માં કોનું સ્થાનક છે શિવનું તેતાલીશમો પ્રશ્ન અનુષછેદ ત્રણશો ને છપ્પન અનુશાર જાહેર કરવામાં આવેલ કટોકટીને સંશદના બંને સદનો દ્વારા કેટલા દિવસની મંજૂરી આપવી જરૂરી છે તો તેમ આવશે બે મહિનાની અંદર ચૂમમાલીસમો પ્રશ્ન he is five an one and he is tall ખાલી જગ્યા he is તો તેની અંદર પાંચ ફૂટ he is five an one એટલે પાંચ ફૂટ ને એક ઇંચ બરોબર he is tall ખાલી જગ્યા he is તો આ ખાલી જગ્યા માં જવાબ આવશે option C પિસ્તાળીસમો પ્રશ્ન તાજેતરમાં ભારતીય સેના દ્વારા satellite communication માટે હાથ ધરવામાં આવેલું કવાયત નું નામ જણાવો તો તેનું નામ છે sky light છેતારિશમો પ્રશ્ન રમતો અને રામતોના ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય award કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે તો તેનો જવાબ આવશે ઓગણીસોને પંચયાશીથી સુળતાળીસમો પ્રશ્ન નિર્માળતા શબ્દનો વિરોધી શબ્દ લખો તો નિર્મળતાનો વિરોધી શું થશે મલિનતાં અળતારીસમો પ્રશ્ન add suitable question tag તો question tag આપો અહિયાં તો આપ્યું છે કે one man can do this work તો આમાં question tag કયો આવશે જવાબ આવશે cant he

કયા કયા vitamin લેવાથી જે જલદ્રાવ્ય vitamin છે તો તેમ જવાબ આવશે vitamin B અને vitamin C આ ત્રણેય જલદ્રાવ્ય છે એટલે જવાબ આવશે option B ત્યારપછી એકાવનમો પ્રશ્ન time and tide ખાલી જગ્યા for me તો તેમાં જવાબ આવે છે option A wait બાવનમો પ્રશ્ન જે છે economy sarve કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો તેનો જવાબ આવશે chief economic advisor નાણામંત્રાલય દ્વારા ત્રેપનમો પ્રશ્ન શીલીલા રાષ્ટ્રીય વિધયાંગ ભારતના કયા રાજ્યમાં આવેલો છે તો તેમ જવાબ આવશે પશ્ચિમબંગાળમાં

છપ્પનમો પ્રશ્ન અલંકાર ઓળખાવો કે ઘરની સઘળી ચીજો માં જાણે માતાની મમતા મોજૂદ છે તો આમાં અલંકાર કયો આવશે તો તેમા આવશે ઉતપ્રેક્ષ અલંકાર જાણે રખે સખે આવે એટલે ઉતપ્રેક્ષ અલંકાર સતાવનમો પ્રશ્ન aluminum plate ઉપર Counteretching કરવા માટે કયા acid નું દ્રાવણ વાપરવું જોઈએ તો તેમા આવશે acetic acid નું અઠાવનમો પ્રશ્ન give the antonyms એટલે કે corrupt નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો તેઓ જવાબ આવશે non corrupt ઓગનસાંઠમો પ્રશ્ન બી એસ સી નું સૂચકઆંક જણાવો તો બી એસ સી નું સૂચકઆંક કયો છે

તો રામ વતા એમ તો રામાયણ આ સાચો છે બાસઠમો પ્રશ્ન નવ centimeters અને દસ centimeters ત્રિજ્યાવાળા ધાતુના બે ગોળકો ઓગાળીને તેમાંથી બે નવા ગોળકો બનાવ્યા છે

પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણ આ કયા છંદનું ઉદાહરણ છે તો તેમા આવશે સિખાણી છંદનું ચોસઠમો પ્રશ્ન વનસ્પતિનું ઉમર માપવાનું યંત્ર Crescograph શોધક કોણ છે તો તેના શોધક છે જગદીશચંદ્રબોજ પાસઠમો પ્રશ્ન find the odd one એટલે કે અલગ પડતું નીચેનામાંથી option કયું છે book late option D અલગ પડે છે આ બાકીના ત્રણથી

સડશઠમો પ્રશ્ન તાજેતરમાં FIFA ના referee તરીકે ફરજ બજાવી ચૂકેલા કયા ગુજરાતી football ખેલાડીનું નિધન થયું છે તો તે ખેલાડીનું નામ છે ગુલાબસિંહ ચૌહાણ અડસઠમો પ્રશ્ન નીચે પૈકી કયો ખેડૂતનો સમાનાર્થી શબ્દ છે તો ખેડૂતોનો સમાનાર્થી શબ્દ કયો છે તો આપેલ તમામ કિશાન કર્ષક અને કૃષિકા ઓગણસિતેરમો પ્રશ્ન ત્રિકોણ ABC માં ખુણ A બરાબર ખુણો C છે જ AC બરાબર પાંચ અને BC બરાબર ચાર હોય તો ત્રિકોણ ABC ની પરિમિતી કેટલી થાય તો ત્રિકોણ ABC ની પરિમિતી થશે તેર સિતેરમો પ્રશ્ન રેખાંકિત પદનું કૃદંતક પ્રકાર શોધી જણાવો કાવ્યએ ન બોલવાના સોગંધ ખાધા હતા તો બોલવાના નીચે underline છે તો તેમા કયું કૃદંત આવશે તો તેમાં આવશે સામાન્ય કૃદંત ત્યારપછી એકોતેરમો પ્રશ્ન જોઈએ યાદી one અને યાદી two સાથે જોડો અને નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો યાદી one માં આપ્યું છે સામુદ્રિક હલનચલન અને યાદી two માં આપ્યું છે બળ અને પ્રવાહ એની અંદર સૌથી પેલા જોઈએ પ્રવાહ તો

તો બાર કલાકની અંદર total અઠયોટેર ડંકા વાગશે ચુંમોતેરમો પ્રશ્ન યોઉરકર શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે તો તેમાં આવશે cricket માં પંચોતેરમો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ લખો કોઠી વેઠવી કાદવ કાઢવો આનો અર્થ શું થાય નકામા કામમાં વ્યર્થ મેહનત કરવી છોતેરમો પ્રશ્ન ચાર point બે મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ કેટલા મિટર મળે તો તેનો જવાબ છે છવીસ પોઇન્ટ ચાર મીટર સિતોતેરમો પ્રશ્ન મીરાંબાઈ ક્યાંના વતની હતા તો તેમનો જવાબ આવશે